છોકરાઓ રમેલા છે રમ રમે છે ડસ્ટબીન બતાવ્યું છે પાણી ની બોટલ છે.

અન બાર એક ટ્રી પણ પડે ટી પણ ઉગાડેલું છે એક ગેટ છે ગેટ ની ડિઝાઇન પણ મસ્ત છે.

બે જેન્સ અંદર બેઠા છે એમને વ્હાઈટ કલર ના શર્ટ પેર્યા છે.

બાજુમાં ગેટ છે ત્યાં એક કૂતરું સુતે કૂતરું ઉઘેલું છે.

એક યેલો કલર ની અ ઓરેન્જ કલર ની ટીશર્ટ પેહરીને એક ભઈ વૉક કરે છે.

અ નીચે એ ફુલ અ એકદમ સુકાયેલા પાંદડા પડેલા છે બઉ જ બધા ઝાડ છે તડકો પણ બઉ બધો છે.

અ એની ઉપર તોરણ લગાયેલુ છે માટી અ ઈંટોની દીવાલ લાગે છે પાછળ લૅમ્પ ચાલુ હોય એવુ લાગે છે.

અ ગ્રામ સમાજ વાડી નામ પણ લખેલું છે ક્રીમ કલર નું છે બ્લેક કલર ની જાળી છે.

વાઈટ કલર નો શર્ટ પહેરીને એક ભાઈ ઊભા છે આ બાજુ બેલ બે બોલ બેટ પણ પડે--

આ ચિત્રમાં એક ફેન પણ છે એક બારી પણ દેખાય છે.

આ ચિત્ર કોઈ પેટ્રોલપંપ નું છે બે ગાડી પણ છે એક ટ્રક પણ છે.

એમાં રેડ ક રેડ કલર નો મંડપ બાંધેલો છે આસોપાલવનું તોરણ પણ બાંધેલું છે બાર બધી છોકરીઓ પણ ઉભેલી છે.

આ ચિત્રમાં હોળી રમતા જેન્ટ્સ બતાયા છે એમા પિંક કલર નો શર્ટ પહેરેલો છે.